પેલા ચિત્રમાં ડવાખાનાનું રિસેપ્શન નું ચિત્ર ડેખાય છે.

બે ત્રણ બાઈકો અને લીલા કલરની ડસ્ટબિન દેખાય છે એક વૃક્ષ પણ દેખાઈ રહ્યું છે.

આપેલા દ્રશ્યમાં એક મોટી ઇમા ઇમારત જેવું દેખાય છે ત્યાં એક પોલો કાર મૂકેલી --

તેમની વચ્ચે એક પ્લેટફોર્મ જેવું સરસ મજાનો બેસવા માટે કંઈક બનાવેલો છે.

પેલા દ્રશ્યમાં ઘણા બધા વૃક્ષો દેખાય રહ્યા છે.

અને ત્યાં પથ્થરમાં ડુંગર પર કોતરીને કંઈક બનાવેલું હોય અંદર જવા માટે એવું લાગે છે.

પેલા દ્રશ્યમાં કોઈક ઈમારતની ફેન્સીંગ કરેલી હોય એવું લાગે છે.

ત્રણ ટેબલો દેખાય છે અને એક વોલ ફેન દેખાય છે ઘણી-બધી એલ_ઇ_ડી લાઇટો લગાવેલી છે.

આપેલો દ્રશ્યમાં એક માછલી દેખાય છે આ માછલી માર્કેટ નું દ્રશ્ય છે આજુબાજુ ઘણી બધી માછલીઓ બરફમાં આમ તેમ મૂકેલી દેખાય છે.

આપેલું દ્રશ્ય એક તળાવના જેવું લાગે છે ત્યાં દૂર દૂર ઘણા બધા વૃક્ષો દેખાય છે.

અને પર્વતમાંથી પડતો ધોધ જેવું દેખાય છે તે ખૂબ સરસ લાગે છે.

ટેમાં ટાળું લગાવેલું છે એક છોકરાએ સેલ્ફી લઈલુ હોય એવું લાગે છે.

ત્યાં નજીકમાં કેરેટ ભરીને ટાણા મુકેલા છે અને જુડી-જુડી ભાજીઓ પણ મૂકેલી છે.

આમાં કલ્પવંત એવું લખેલું છે અને આગળના ભાગમાં મંડપ બાંધેલો છે.

ગેટ ની આજુબાજુ ઘણી બધી સરસ મઢી મજાની કેક નો ફોટા ઓ લગાવેલા છે.